લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે ફોર્મમાં ડેટાને દાખલ કરવા અને સુધારવા
પહેલાંના ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કે ફોર્મમાં ફોર્મ કંટ્રોલો નિયંત્રણો કેવી રીતે ઉમેરવા
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે ફોર્મના ઉપયોગ વડે ડેટાને કેવી રીતે દાખલ કરવા અને એમાં સુધારા કરવા
આ કરવા પહેલા ચાલો આપણી ફોર્મ ડીઝાઇનમાં બીજા ત્રણ ફેરફારો કરીએ
તો ચાલો સૌપ્રથમ લીબરઓફીસ બેઝ પ્રોગ્રામને ખોલીએ જો તે પહેલાથી ખૂલેલ ન હોય
અને આપણું લાઈબ્રેરી ડેટાબેઝ ફાઇલ મેનુંમાં ઓપન ઉપર ક્લિક કરી ખોલો
હવે આપણે લાઈબ્રેરી ડેટાબેઝમાં છીએ
અને આપણે બુક્સ ઇશ્યુડ ટીઓ મેમ્બર્સ ફોર્મ ખોલીશું
આ કરવા માટે ચાલો ડાબી પેનલ પર આવેલા ફોર્મ આઇકોન ચિન્હ ઉપર ક્લિક કરીએ અને ત્યારબાદ જમણી પેનલ પર આવેલા બુક્સ ઇશ્યુડ ટીઓ મેમ્બર્સ ફોર્મ ઉપર જમણું ક્લિક કરીએ ત્યારબાદ એડિટ ઉપર ક્લિક કરો
આપણે હવે ફોર્મ ડીઝાઇન વિન્ડોમાં છીએ
અહીંયા ચાલો સૌપ્રથમ ફોર્મનું માપ બદલીએ જેથી કરીને એ સંક્ષિપ્ત અને ઓછું પ્રભાવશાળી દેખાય
આ કરવા માટે આપણે આપણા ફોર્મની ઉંચાઈ અને લંબાઈ ઘટાડીશું
આપણે તે ફોર્મ વિન્ડોના ઉપર અને બાજુના ભાગ પર ક્લિકીંગ ડ્રેગીંગઅને ડ્રોપીંગ વડે કરીશું
પછી ચાલો આપણા ફોર્મ ઉપર શીર્ષકના ફોન્ટને બદલીએ
ચાલો ઉપર આવેલા ફોર્મેટિંગ ટૂલબાર વડે ફોન્ટને એરિયલ બ્લેક અને માપને ૧૨ માં બદલીએ
અંતે ચાલો ફોર્મ કંટ્રોલો નિયંત્રણોના ટેબ ઓર્ડર ક્રમ જોઈએ
આ આપણને ફોર્મ કંટ્રોલો ઉપર કોઈ ચોક્કસ ક્રમમાં નેવિગેટ કરવા માટે ટેબ કળોનો ઉપયોગ કરવા માટે મદદ કરે છે ઉદાહરણ તરીકે ઉપરથી નીચે સુધી
આને ટેબ ઓર્ડર ક્રમ કહેવાય છે
હવે બેઝ આપમેળે ફોર્મમાં ફોર્મ કંટ્રોલોના ટેબ ઓર્ડર ક્રમને ઉપરથી નીચે સુધી સુયોજિત કરે છે
પણ જ્યારથી આપણે કેટલાક ટેક્સ્ટ લખાણ બોક્સો રદ્દ કર્યા છે અને બે નવી લીસ્ટ યાદી બોક્સો અને ચાર બટનો ઉમેર્યા છે આપણે કદાચ ટેબ ક્રમને મિશ્ર કરી દીધી છે
તો આપણે હમણાં આને સુયોજિત કરીશું
ફોર્મ ડીઝાઇન ટૂલબારમાં જે સામાન્ય રીતે વિન્ડોના તળિયે મળે છે તેમાં આપણે આઈકોનો ચિન્હો વડે બ્રાઉઝ કરીશું અને એક્ટિવેશન ઓર્ડર ટૂલટીપ ટૂલ સંકેત દર્શાવતો આઇકોન શોધો
ચાલો આ આઇકોન ઉપર ક્લિક કરીએ
હવે આપણે Tab ઓર્ડર શીર્ષક સાથે એક નાનું પોપ અપ વિન્ડો જોઈ શકીએ છીએ
આ ફોર્મ કંટ્રોલોને સરખા ક્રમમાં ગોઠવવા માટે આપણે ક્યાંતો આઈટમને ક્લિક ડ્રેગ અને ડ્રોપ કરી અથવા મૂવ યુપી અથવા મૂવ ડાઉન બટનો વાપરી કરી શકીએ છીએ
તો ચાલો અહીં ઈમેજ છબીમાં બતાવ્યા પ્રમાણે ટેબ ઓર્ડર ક્રમ ગોઠવીએ
આપણે આ કરી નાખ્યું છે તો આ ફેરફારોને સેવ સંગ્રહિત કરવા માટે ચાલો ઓક બટન દબાવીએ
ઠીક છે હવે કન્ટ્રોલ એસ દબાવી આપણા ફોર્મને સેવ સંગ્રહિત કરો
અને ત્યારબાદ આપણે ફોર્મ વિન્ડોને બંધ કરીશું
અને અંતે આપણે આપણું ફોર્મ ડીઝાઇન કરી નાખ્યું છે
હવે ચાલો આપણા ફોર્મને ચકાસીએ
મુખ્ય બેઝ વિન્ડોમાં બે વાર ક્લિક કરીને બુક્સ ઇશ્યુડ ટીઓ મેમ્બર્સ ફોર્મ ખોલો
હવે ફોર્મ ડેટા દાખલ કરવાના મોડમાં ખુલ્યું છે
ફોર્મ ટીઓ ટ્રેક બુક્સ ઇશ્યુડ ટીઓ મેમ્બર્સ શીર્ષક ની નોંધ લો
અને અહીં આપણને બુકિડ્સ અને મેમ્બેરિડ્સ ની જગ્યાએ પુસ્તક શીર્ષકો અને સભ્યના નામો દેખાય છે
તે ઉપરાંત આ બુકસિશ્યુડ કોષ્ટકનો પ્રથમ રેકોર્ડ છે આપણે જોઈ શકીએ છીએ કે પુસ્તક શીર્ષક સામે એએન ઓટોબાયોગ્રાફી પ્રકાશિત થયેલ છે
અને સભ્ય નામના સામે નિશા શર્મા પ્રકાશિત થયેલ છે અને આપણને બાકીના ક્ષેત્રો પણ દેખાય છે
હવે આપણે તળિયે આવેલા ફોર્મ નેવિગેશન ટૂલબાર આઇકોનના મદદથી બધાજ રેકોર્ડો નોંધણીઓ દ્વારા પસાર થઇ શકીએ છીએ

ચાલો હવે બીજા રેકોર્ડ ઉપર જઈએ
અહીં આપણે જોઈએ છીએ કે સભ્ય જેકબ રોબીન એ પુસ્તક મેકબેથ લીધેલ છે અને ચાલો ધારીએ કે તે પુસ્તક પાછી આપી રહ્યો છે
તો ચાલો આ માહિતીને આ રેકોર્ડમાં સુધારીએ
આ માટે આપણે એક્ચ્યુઅલ રિટર્ન દાતે માં ટાઈપ કરીશું ઉદાહરણ તરીકે ૭૭૧૧ અને ચેક્ડ ઇન ક્ષેત્ર ચકાસો
આ માહિતીને સંગ્રહવા માટે આપણે સવે રેકોર્ડ બટન દબાવીશું જે આપણે ત્યાં મુક્યું છે
નોંધ લો કે બટન ભૂખરા રંગનું થઇ ગયું છે જેનો અર્થ એ છે કે હવે તે વપરાશ માટે નિષ્ક્રિય થઇ ગયું છે
પરંતુ જો આપણે આ રેકોર્ડમાં ફરીથી ફેરફાર કરીશું તો બટન ફરીથી સક્રિય થાય છે
ઠીક છે હવે ચાલો ઉંડો ચેન્જીસ બટનને ચકાસીએ
આ માટે ચાલો કોન્ક્વેસ્ટ ઓએફ સેલ્ફ પુસ્તક શીર્ષક ઉપર બે વાર ક્લિક કરી અને પછી એક્ચ્યુઅલ રિટર્ન દાતે ક્ષેત્રમાં 5711 માં લખીને રેકોર્ડમાં ફેરફાર કરીએ
નોંધ લો કે સવે રેકોર્ડ અને ઉંડો ચેન્જીસ બંને બટનો વપરાશ માટે સક્રિય થયા છે
હવે ચાલો ઉંડો ચેન્જીસ બટન ઉપર ક્લિક કરીએ અને જુઓ શું થાય છે
આપણે અંતમાં કરેલા ફેરફારો રદ થઇ જાય છે
નોંધ લો કે કોન્ક્વેસ્ટ ઓએફ સેલ્ફ ને બદલે મેકબેથ પ્રકાશિત થયેલ છે અને એક્ચ્યુઅલ રિટર્ન દાતે ૭૭૧૧ છે
સરસ ચાલો ડિલીટ રેકોર્ડ બટન ઉપર ક્લિક કરીએ જેનો અર્થ એ છે કે આપણે આ બીજો રેકોર્ડ રદ્દ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ
બેઝ રદ્દ કરવા અંગે સાવધ છે તેથી તે આપણને ચેતવીને કનફરમેશન પુષ્ટિ માંગે છે
હાલ માટે ચાલો આગળ જઈએ અને યેસ બટન ઉપર ક્લિક કરીએ આપણે જોઈએ છીએ કે રેકોર્ડ ખરેખર રદ્દ થયો છે સ્ક્રીન પરથી જતો રહ્યો છે અને એની જગ્યાએ આપણે એના પછીનો રેકોર્ડ જોઈએ છીએ
અંતે ચાલો ફોર્મ ઉપર છેલ્લું બટન જે ન્યૂ રેકોર્ડ છે તે ઉપર ક્લિક કરીને નવો રેકોર્ડ ઉમેરીએ
ચાલો અમુક વેલ્યુ ટાઈપ કરીએ
ઇશ્યુઇડ એ આપમેળે જનરેટ થતું ફિલ્ડ હોવાને કારણે આપણે તેને અવગણશું અને અહીં ચાલો ઈમેજ માં બતાવ્યા પ્રમાણે ડેટા ઉમેરીએ
એન્ટ્રીઓને સંગ્રહિત કરવા માટે સવે રેકોર્ડ બટન ઉપર ક્લિક કરો
ડેટા ને દાખલ કરી અને એમાં સુધારાઓ કરીને આપણે ફોર્મને ચકાસી લીધું છે
અંતે અસાઇનમેન્ટ છે
સભ્યોની માહિતી પ્રદર્શિત કરતું એક ફોર્મ ડીઝાઇન કરો
ફોર્મ નો દેખાવ સંક્ષિપ્ત બનાવો
ફોન્ટ બોલ્ડ જાડાં બનાવો
સવે અને ન્યૂ રેકોર્ડ બટનો ઉમેરો
અહીં લીબરઓફીસ બેઝમાં ફોર્મ ડેટા પરનાં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશમાં આપણે શીખ્યાં કે કેવી રીતે ફોર્મમાં ડેટાને દાખલ કરવા અંદ સુધારવા
મૌખિક ટ્યુટોરિયલ યોજના ટોક ટૂ અ ટીચર યોજનાનો ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે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
જોડાવા બદ્દલ આભાર